ત્યાર પછી discussion કરવાનું છે ફલક કેન્દ્રિત ઘણ ચલો ફલક કેન્દ્રિત ઘણ ને તમે FCC કહેશો FCC માં એક બધા ની ખબર છે કી દર ની લંબાઈ ચલો દર ની લંબાઈ માતુ હું લખી શકો a બરાબર two root two r કઈ રીતે આગળ theory માં બનેલા કેટલા idea હો જોઈએ a square a square two a square under root two a બરાબર આઠ થયી અસે ચલો બીજા number ની અંદર ચાર ગુના વળે લોકેયેલ કદ ચલો FCC માં ચાર ગોળા હોય four into four by three pie r cube તો મારું આવશે six તિન by three pie r cube અને ચાર ગુના બર્બર રોખાયલો કદ આવશે ચાર પછી આવશે packing ક્ષમતા

બરાબર છે આ direct યાદ રાહુ જાવે ચલો full માં sigma ત્રણ pie r cube બે દો ચાર દો આઠ દો full root cube r cube ગુણ્યાં છ આર્યો cancel પ્રો cancel એને f ive by three root ગુનીયસ આસો આપ ભી આપી શકે અથવા તમને પૂછે કેટલા તથા તર્કશુમ હોતે તથા ત્યાર પછી આગળ માને distrubance કોના વિષે કરવાનું છે એકચ કરી માની ક્લોઝ સેટ રચના ચલો એકચ કરી માની close set રચના તો બધા ખબર છે તો એક પરિમાણી એટલા એકચ ટાર હોય બરાબર છે કઈ આ રાખ્યું લખી તે ગોળાનું એક જંતર એક જંતરમતલબ સાવરનું કેટલો ઔષદ છે અને ગાંઠોની અડકેલા ગુનાની સંખ્યા એટલે ગુનાનો વર્ગ આઠ અપચી જે દ્વીપ પરિમાણીય closeup છે રચના ચલો બી પરિમાણીયા close રચના ના મતલબ કહું તેમાં ચૌથી પેહલી રચના છે ત્યારે closeup રચના ચલો જે રીતે પ્રથમ કરના ગોઠવણી કરો અને એક બીજા માં સંપર્ક માં રહેઆ મારી ચોરસઆવી રચના આવી મને કોઈ પૂછે તો એની વાત કહી આવશે તો એ એ એ એ અને પ્રથમ કરીને ગોઠવણી ને હું બીજા number ચૌઉર્સ માં ખબર પૂછે તો ચલો પછી ત્રીજા નંબર માં discussion કરીજો જેનું નામ શું છે ત્વે આવશે તક તક કાવિયા કૂલ મુખ્ય શિક્ષક આજે mmms નું ચોથો video લઇ ને તમારો સામે આવી ગયો છું title તમે જોઈ શકો છો આકૃતિ વિશ્લેષણ જેમાં ત્રિકોણ ગણતરી કરવાના પ્રશ્નો જે આપળી exam ની અંદર પુછાય છે તે આપળે આજે એના pattern wise પ્રકારો જોય્શું અને નમુના રૂપ કેટલાક પ્રશ્નો નું solution પણ કરીશ મિત્રો પરીક્ષા ની અંદર મુખ્ય બે પ્રકાર ના પ્રશ્નો પૂછે એક તો ચૌરસ લમ ચૌરસ ગણવાનું આકૃતિ વિશ્લેષણ

એ પણ ખાસ તમારે બાકી હોય જોવાનો જોઈ લેજો અને આજે આપળે ત્રિકોણ ગણવાનો video આપળે જોવાના છીએ મિત્રો જોવાના છીએ ખુબ હેલા પ્રકારો છે તમે એક વાર આખા આખો video મિત્રો જોય જશો લગભગ તમારે આમાં પણ કોઈ problem રેહશે નહી ચાલો સવ પેહલા તમે આ video જોતા હોય તો આને ફોર્સ કરી અને નોટ અને પેન તમારે લય લિયો અને જે જે પ્રકારો ચાલતા જાયે એને તમારી નોટ બૂક માં ગણતરી કરાવીસ લખતા જજો અને જ્યાં જ્યાં હું તમને પ્રશ્નો પુછીસ મિત્રો તેના મને comment box ની અંદર મુહ્જ્વાબ પણ આપતા જજો ચાલો આપળે સરૂ કરીએ છીએ છે પેહલી pattern આ પ્રકાર ના મિત્રો તમે આકૃતિ માં અંદર જુવો તમને ત્રિકોણ આપેલા હોય અને પ્રશ્ન પૂછવા માં આવે કે ભાઈ નીચે ની આકૃતિ માં કેટલા ત્રિકોણ છે બરાબર છે તો આપળે એને ધાબા બોલ દેવા છે ઘણી વખત તો જો આપળી પાસે એના basic ના હોય ને આપળે જન્જ્હા લાગી જાય પરીક્ષા ની અંદર અને ચાર option માં કયો option સાચો છે એ definitely ખબર ના પડે અને સૌ ટકા આપળે ખોટો જવાબ ટીક કરી ને આયીયે પણ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

જયારે એક ત્રિકોણ આ રીતે તમને આપેલો હોય અને એના એક શીરો બીન્દો માંથી અલગ અલગ ગમે કેટલા રેખા ચિન્હી દોરેલા હોય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 તો મિત્રો આની અંદર ખુબ સેહલો રસ્તો છે શું કરવાનું છે એ તમે ધ્યાન સી જોયો આને base કેહવાય base એટલે આધાર પાયો કેહવાય બરાબર છે ને તો પાયા માં તમારે નમ્બર આપવાના જેમ જે બે ત્રણ ચાર અને પાંચ હવે સુત્ર શું કરવાનું આ બધા નો મિત્રો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 દસ દસ ને પાંચ પંદર તો શું કર્યું આપળે સુત્ર થશે આયીયા છે ફરી થી હું લખું છું એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ બરાબર આપડો total આયો પંદર ફરી થી એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છો છો ને ચાર દસ દસ ને પાંચ પંદર તો જવાબ મળી ગયો ઓકે આની અંદર પંદર ત્રીકોનો બને છે ચાલો આ બધું તમે લખ્યા જજો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

તો આની અંદર ઉપર પણ એક બે ત્રણ ચાર પાંચ ત્રિકોણ બને છે તમ જોઈ શકો છો નીચે ના ભાગ છે એ ત્રિકોણ નથી એ બધા શાતુકોન છે પણ આખું ભેગું કરી દિયો પાછા ત્રિકોણ આમાં ત્રિકોણ ની સંખ્યા છે એ બાળકો વધશે

તો આપળે જોયું કે આ બધા નો સર્વોડો કેટલું થયું હતું હમણાં એક થી પાંચ સુધી માં પંદર થયો હતો એવું રીતે નીચે પણ એક આધાર બને છે એમાં પણ એક બે ત્રણ ચાર અને પાંચ આ બધા નો total કરીએ તોં એ પંદર થયો હવે આ પંદર આ પંદર નો સરવાળો કરો મિત્રો તો ફૂલ ત્રીકોનો ની સંખ્યા તમને મળશે ત્રીસ ફરી થી જોઈ લેજો જેટલા આધાર ઉપર છે એટલાજ આધાર નીચે છે તો જ્યાં થી આપડો રેખા ખંડ start થતો હોય આડો રેખા ખંડ ત્યાં થી number આપવાના શરૂ કર દિયો તો એક બે ત્રણ ચાર પાંચ નીચે પણ એક બે ત્રણ ચાર પાંચ આં બધા નું total આપળે આગળ જ જોયું થું પંદર થાય છે એવી રીતે આનો total મિત્રો પંદર પંદર ને પંદર ત્રીસ ત્રીકોનો આ આકૃતિ માં બનશે ચાલો આપળે હવે આગળ જોયીયે ચાલો આની અંદર બે રેખા ખંડ કર્યું બરાબર છે તો આમાં પણ તમે અયી થી numbering આપો એક બે ત્રણ ચાર પાંચ ફરી થી આમાં પણ એક બે ત્રણ ચાર પાંચ એ રીતે આમાં પણ એક બે ત્રણ ચાર પાંચ તો આના મિત્રો પંદર અનો સરવાળો પણ પંદર અને આનો સરવાળો પણ પંદર પંદર વત્તા પંદર વત્તા પંદર પંદર દરી પેત્તાલીસ

આમાં રેખા ખંડ છે ને એ આ ત્રણ ત્રિકોણ સુધી છે અયીયા નથી તો આપળે શું કીધું હતું જ્યાં થી સરૂ થતું હતું ત્યાં થી લખવાની અયી થી શરૂ થાય છે એટલે એક બે ત્રણ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 પાંચ ને એક છો ત્રિકોણ અયી થી બનશે ત્રણ ને બે પાંચ ને એક છો અને આયે તો ગણેલા જ છે આપળે પાંચ ને ચાર નવ નવ ને તય્ન બાર બાર ને બે ચૌદ ચૌદ ને એક પંદર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

તો અયીયા number આપો એક ને બે એવી રીતે અયીયા પણ base નો number છે એક બે ને ત્રણ આપો અને નીચે નું base તો આપો છે એક બે ત્રણ ચાર પાંચ ચાલો આ બધા નો સરવાળો તો નીચે ખબર છે એક થી લઇ ને પાંચ સુધી નો કેટલો થાય છે તો કેહ પંદર ચાલો આનું સરવાળો કેટલો થશે એક ને બે ત્રણ આનો સરવાળો કેટલો થશે ત્રણ ને બે પાંચ પાંચ ને એક છો શું કરવાનું ત્રણ આ પંદર આ બધા નો total કરવાનો પંદર ને છ એકવીસ એકવીસ ને ત્રણ ચૌવીસ તો આની અંદર ચૌવીસ ત્રિકોણ બનશે પંદર ને છ એકવીસ એકવીસ ને ત્રણ ચૌવીસ ફરી થી આખી pattern જોઈ લેજો કઈ રીતે number આપું છું કઈ રીતે ત્રિકોણ ગણવાના તમને ખયાલ આવી ગયો આના થી ચાલો nextnext તમે જુવો ચાલો હવે આની અંદર એક રેખા ખંડ અયીયા એક અયીયા અને એક દેખાય છે બરાબર ને ચૌથો તો નીચે base માં છેજ ને ચાલો યી થી number આપો એક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 છ ચાલો હવે આ રેખા ખંડ ને number આપો એક બે ત્રણ ચાર સરવાળો કરો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ને એક દસ તો અયીયા તમે દસ ત્રિકોણ મળશે અને અયીયા છેલ્લે ની નીચે નું આધાર છે એમાં તો એક બે ત્રણ ચાર પાંચ પછી એનો total પાકો થઇ ગયો પંદર શું કરશું હવે ત્રણ માં

તો આમી અંદર આપણ ને ત્રીસ ત્રિકોણ મળશે આ pattern ની અંદર ખ્યાલ આવ્યો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 અને એની અંદર બીજો ત્રિકોણ મુકેલો હોય બાળકો બરાબર તો એની અંદર કેટલા ત્રિકોણ બને છે તો generally હું તમે આ count કરી દઉં સાદી રીતે કે જો તમને આ sorry એક ત્રિકોણ દેખાય છે જેમાં એકડો લખ્યો આ એક ત્રિકોણ બરાબર મારો હાથ ફરે છે એ જોજો પછી એવી રીતે આ બીજો ત્રિકોણ બરાબર બે number લખેલો જોય એ રીતે આ બીજો ત્રિકોણ આ number આ ચૌથો ત્રિકોણ બરાબર આ વચ્ચે તો અને એક આ હવ થી મોટો એટલે કુલ કેટલા ત્રિકોણ થયા પાંચ બરોબર આ તો easily તમે સમજી શકો છો પણ આનું પણ સુત્ર છે અને સુત્ર છે ફોરેન પ્લસ one જ્યાં n એટલે શું થાય તો n એટલે અંદર ના ત્રિકોણ નું સંખ્યા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 એકજ ત્રિકોણ છે મતલબ n ની જગ્યા આપળે જો એક મૂકી દેયીયે તો ચાર ગુણ્યા એક વત્તા એક એટલે ચાર એકુ ચાર વત્તા એક એટલ એછે પાંચ ત્રિકોણ થાય તો હમણાંજ અપડે ગની લીધા આ પાંચ ત્રિકોણ ની અંદર બને છે હવે આનો ઉપયોગ થોડું આગળ ડીપ માં જી તમને વધારે ખ્યાલ આવશે બરાબર અત્યારે તો easily ગની સક્યે પણ આની અંદર એક ત્રિકોણ એની અંદર એક ત્રિકોણ બહુ કરે ને તો થોડી ગણવા માં તકલીફ થઇ જશે તો હવે આપળે આ સુત્ર નો ઉપયોગ કરશું ચાલો આકૃતિ ફરી ગયી જો કે એક ત્રિકોણ હતો જેની અંદર

પણ જેમાં એક આ arrow કરું છું એ ત્રિકોણ છે એક ત્રિકોણ અને એક આ બીજો ત્રિકોણ કે તમને ચોખો દેખાસો હશે કેટલા ત્રિકોણ છે બાળકો બે એટલે n બરાબર બે ત્રિકોણ થયા ચાલો n ની જગ્યાએ આપળે અયીયા બે મૂકી દેયીયે તો શું આનું સાદ રૂપ થાય ચાર દો આઠ આઠ વત્તા વત્તા એક એટલે નવ ત્રીકોનો બાળકો આ આકૃતિ ની અંદર બનશે શું ક્રેસું આપળે અંદર ના ત્રીકોનો જે arrow કરેલા છે એ બે છે એટલે n ની જગ્યાએ બે આ સુત્ર યાદ રાખવાનો આ પ્રકાર ની આકૃતિ આવે તો ફોરેન પ્લસ વન વાળું સુત્ર છે એ બાળકો આપળે યાદ રાખવાનું અને જવાબ મળી જશે ચાલો હવે જુવો હવે આ મોટા ત્રિકોણ નું અંદર એક ત્રિકોણ એની અંદર આ બીજો ત્રિકોણ અને એની અંદર એક નાનકડો ત્રિકોણ પણ તમને દેખાતું હશે ત્રીજો હું arrow કરી ને દર્શાવ છું આ પેહલો ત્રિકોણ બરાબર પછી એની અંદર આ arrow કરી ને દર્શાવ છું એ બીજો અને સવથી અંદર એ બીજો arrow કરી ને દર્શાવ્યો છે તો આ ત્રીજો ત્રિકોણ સુત્ર ફરી થી આપડું ફોરેન પ્લસ વન ચાલો comment માં ગણતરી કરો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

આવે છે ચાલો next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 હવે જે તમને ત્રિકોણ દેખાય છે અમ એક મોટો ત્રિકોણ એની અંદર એક નાનો ત્રિકોણ અને આજે ત્રિકોણ આખો તો એના બે ભાગ કરી દેખાશે બરાબર છે ને તો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 એને બે ત્રણ second માટે ભૂલી જાઉં જેનેજ છે જ નહી ત્યાં આકૃતિ કેવી થઇ જાય હમણાં આપળે જે આકૃતિ લીધી હતી એવી થઇ જાય આવી આકૃતિ આ રેખા ખંડ બધા કાળી નાખો એટલે આવી આકૃતિ થઇ જાય

પાંચ વત્તા એક ને બે નવા ત્રીકોનો બન્યા આની અંદર આ ત્રણ અને ચાર આ પાંચ અને છ કુલ બીજા નવા છ ત્રીકોનો બન્યા

આ રેખા ખંડ કરવા થી બીજા નવા છ ત્રિકોણ બન્યા તો કુલ પાંચ ને છ અગ્યાર ત્રિકોણ આની અંદર બન્યું છે હું આશા રાખું છું કે હું તમને આ જે શામ્જાવી રહ્યો છું એ તમને શામ્જયી ગયું હશે

ઓકે હવે હેમા થોડો ફેર ફાર કરેલો છે આકૃતિ ખાસ જોજો તમે બાળક ધ્યાન આપડું આકૃતિ ઉપર હોવું જોયીયે આ ત્રિકોણ મોટો આપેલો છે એની અંદર એક બીજી ત્રીકોણ અને એની અંદર પણ એક ત્રીજો ત્રિકોણ હવે ત્રિકોણ અંદર વધી ગયા એના પેહલા રેખા ખંડો હતા એ તો એમ નો તો શું કરશું પાછા હું જયારે એના ઉપર line કરું છું આ બધી line કરું એને આપળે બે મિનટ માટે ભૂલી જયીયે આ જેના ઉપર હું line કરેલી છે તે બધા ભૂલી જઈ ત્યો કેવી આકૃતિ થઇ એક ત્રિકોણ એની અંદર એક બીજો અને એની અંદર એક આ નાનો ત્રીજો ત્રિકોણ તો પેહલું તો સુત્ર તમારું એના માટે થાય ફોરેન પ્લસ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

તોં આની અંદર પંદર ત્રીકોનો બને છે બાળકો ઠીક છે ચાલો હવે નવી patternpattern ફોર suppose તમને ચૌરસ કે ચૌરાસ આપેલો હોય કટો શત્કોન આપેલો હોય એના સામ સામે ના બિંદુ ના જોડે એના રેખા ખંડ ને આપળે બધા ને ખ્યાલ છે વિકર્ણ કેહવાય વિકારનો ને જોડવા થી

ટુ n એનું સુત્ર છે ટુ n જ્યાં n એટલે ત્રીકોનો ની સંખ્યા એક બે ત્રણ ચાર કેટલા ત્રિકોણ તમને દેખાય છે નાના નાના partition મા ચાર તો અયીયા આપળે બે ગુણ્યા ચાર મૂકી દેયીસ એટલે આઠ ત્રીકોનો આની અંદર કુલ બને હા મિત્રો નું પ્રશ્નો થયો આઠ ત્રિકોણ કઈ રીતે બને તો હું તમને શામ્જવાનો પ્રયત્ન કરું છું જો તમને આ ચાર ત્રીકોનો તો દેખાય છે હવે suppose એક ને બે ને ભેગો કરી દુ છું redline કરું છું બરાબર આ ચાર વત્તા એ ચાર તો દેખાય છે આ નાના નાના પછી આ બે ત્રિકોણ ને ભેગા કરો એટલે પાંચમો એટલે બે અને ત્રણ ને ભેગો કરો શત્કોણ ત્રિકોણ જેવું તમેન દેખાશે એ પણ એક ત્રિકોણ એવી રીતે ચાર અને ત્રણ ને ભેગો કરો એવી રીતે ચાર અને એક ને ભેગો કરો તો બીજા ચાર ત્રિકોણ થયા એટલે ચાર એ દેખાય છે ઈ અને બે બે ની જોડી મા બીજા ચાર આઠ ત્રિકોણ બન્યા તો સીધું આપળી પાસે આનું સુત્ર છે આઠ ત્રિકોણ છે ચાલો હવે એજ વસ્તુ છે આ જુવો ચૌરસ કે લમ ચૌરસ દેખાય છે વધારા ના રેખા ખંડો ની અંદર મુકેલા છે શું કરવાનું છે આપળે બાળકો counting કરવાનું છે અયી થી number આપો એક બે ત્રણ ચાર પાંચ છો સાત આઠ આઠ નાના ત્રીકોનો દેખાય છે સુત્ર તો એક રેહશે ટુ n જે આગળ ની slide માં જોયું આપળે એજ સુત્ર આની અંદર ટુ n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 બધી pattern નો છે એ નોટ માં લખતા જજો કે આ પ્રકાર ની આકૃતિ આવે તો ટુ n સુત્ર છે અને n ની જગ્યા જે નાના નાના ત્રીકોનો છે એ બધા ગની લેવાના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 ખુબ અગત્ય ની pattern છે બાળકો અમે નાના હતા તમે તો હજી નાના જ છો અમે નાના હતા ત્યારે જે ગંજી પત્તો રમવાનો આવે છે playingcards એને અમે આ રીતે ગોઠવતા

ને આ બાજુ પણ એક બે ત્રણ રેખા ખંડો ટુંક માં અમ્બાજુ ત્રિકોણ જેટલી રચના થાય આ હવે આની અંદર કુલ કેટલા ત્રિકોણ બનશે એનું counting કરવાનું છે તો તમને આં નાના નાના ત્રિકોણ તો દેખાતાજ હશે એ ગણીને તમે જવાબ મૂકી તો ખોટા પડો દો કારણ કે પછી આને ને આને ભેગો કરો હું હાથ હલાવી એ જોજો આ બરાબર આ ચાર ત્રિકોણ ને ભેગા કરો એટલે એક ત્રિકોણ બને એવી રીતે આ ચાર ત્રિકોણ ને ભેગા કરો એટલે એક ત્રિકોણ બને તો મિત્રો જયારે આ પ્રકાર ની આકૃતિ આપળી સામે આવે ત્યારે હું તમને સુત્ર આપું છું એ યાદ રાખજો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 ટુ n પ્લસ વન ભાગ્ય આઠ ખાસ તમારે તમારી નોટ માં લખી દેજો nnplus two town પ્લસ ટુ ભાગ્યે આઠ હવે અયીયા n એ શું લેવાનું બાળકો ખાસ સમાંજ્સો તોં અયીયા n માં પાયા માં કેટલા એક બે અને ત્રણ રેખા ખંડો છે ને બધી જગ્યા ત્રણ જ છે જો કી આપળે બાત કરી હતી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 ત્રણ માં બે ઉમેરું એટલે કેટલા થાય બાળકો પાંચ બે ગુણ્યા ત્રણ અને n પ્લસ વન એટલે છ વત્તા એક એટલે સાત અને ભાગ્ય આઠ હવે આઠ નો ભાગ ત્રણ પાંચ કે સાત સાથે નહી ચાલે ગુનાકાર કરી લેવાના ત્રણ વત્તા પંદર પંદર વત્તા એક સૌ ને પાંચ અને એના ભાગ્યે આઠ બરાબર હવે શું કરવાનું છે આ એક સૌ ને પાંચ જે આવ્યા છે બાળકો ખાસ ધ્યાન આપજો એને આપળે આઠ વડે ભાગી દેવાનું તો આઠ નો ગણ્યો બોલો એટલે આઠ એકુ આઠ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 બરાબર ટુંક માં તમે એક સૌ ને પાંચ ને આઠ વડે નીસેમાંથી ભાગી સકતા એટલે એનો જવાબ તમે calculator માં કરશો તેર point something આવશે તેર point something આવશે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 ઘણી વાર ગણતરી કરતા હો તો શાયદ મારો તો પંદર મળ્યા તો તેર નથ મળતા તો એક ન એક ત્રિકોણ ને તમે બીજી વાર ગની એવું પણ આપડા થી બનતું હોય ખાસ આ method જોઈ લેજો આનું પુર્નાવ્ર્ત્ન થાય એના માટે આપળે થોડીક આગળ આકૃતિ ને extent કરીએ છીએ ચાલો જુવો હવે ત્રિકોણ ની સંખ્યા છે વધારી તમે base માં જુવો એક બે ત્રણ ચાર હવે base માં ચાર ત્રિકોણ અથવા ચાર રેખા ખંડ એક બે ત્રણ ચાર અયીયા પણ એક બે ત્રણ ચાર આપડું જે સુત્ર હતું સુત્ર હતું અયીયા side માં થોડું લખું છું nn ટુ ટુ n પ્લસ વન ભાગ્યા આઠ એમાં n બરાબર આપળે હવે એક બે ત્રણ ચાર ત્રિકોણ થયા છે કેટલા મુકું આપળે ચાર મુકું તો ચાલો એની જગ્યાએ ચાર

ચાલો અયીયા ભાગ ચાલશે ચાર નો ગળીયો આઠનો ચાર અને આઠ એટલે ચાર દુ આઠ બે ના ભાગ કોની સાથે ચાલશે છ સાથે બે તરી છ

અથવા રેખા ખંડો પણ તમે કરી શકો છો આકૃતિ માં જુવો એક બે ત્રણ અને ચાર રેખા ખંડ છે આપળે n ની જગ્યા ચાર મૂકી ગણતરી કરવાની ને perfect સત્યાવીસ આવી ગયા સત્યાવીસ સીધો જવાબ પણ હમણાજ આની આગળ આપળે જોયું કે તેર point something આવતું હતું એક સૌ ને પાંચ ને આપળે આઠ જોડે ભાગ્ય થવા તો તેર point something આયુ હતું મિત્રો તો ત્યાં perfect તેર છે ભાગ પડે છે એટલે તેર લઇ લેવાના છે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 બરોબર તો આની અંદર કેટલા ત્રિકોણ બને છે એની આપળે વાત કરવી છે તો હું તમને પેહલા તો અમુક ત્રિકોણ બતાવું છું એક બે ત્રણ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 તમે જોજો આ હવે suppose કે આ જે બાજુ છે ને હું તો redcolour લઉં છું એ બાજુ ને એના સામે ના સિરો બિંદુ સાથે આયીયા જોડી દો તો આ પણ એક ત્રિકોણ બનું ગયું દેખાય છે એમ ફેરવું છું તમે જોઈ લવ એક ત્રિકોણ બન્યું આ તો આ રેખા ખંડ થી આ એક ત્રિકોણ બન્યું એવી રીતે આ રેખા ખંડ થી એવી રીતે આ રેખા ખંડ થી એવી રીતે આ રેખા ખંડ થી એવી રીતે આ રેખા ખંડ થી કુલ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

આ ચાર ને પાંચ શીરો બિંદુ જેટલા શીરો બિંદુ છે એની સંખ્યા એમ કરી ને મૂકી દેવાની અયીયા પાંચ શીરો બિંદુ છે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 ચાલો હવે next નવા પ્રકાર નો સ્ટાર બનાવો આપળે આ રીતે પણ સ્ટાર બનાવીએ છીએ હવે આની અંદર કેટલા ત્રિકોણ છે એ તમે count કરો ચાલો અયીયા એક જેમાં number આપો એક ત્રિકોણ બરાબર આ બીજો ત્રિકોણ આ ત્રીજો ત્રિકોણ એવી રીતે આ ચૌથો આ પાંચમો આ છટ્ટો છ ત્રિકોણ તો ચોખા દેખાય છે પ્લસ વધારા માં એક જુવો આ ત્રિકોણ સૌથી મોટો બરાબર એક ત્રિકોણ આ અને એક ઉપર નું ત્રિકોણ બરાબર એક શિવાય અન્ય કોઈ ત્રિકોણ બાળકો આની અંદર બનતો નથી એટલે બીજા બે ત્રિકોણ ઉમેરો તો આ પ્રકાર ની pattern મા આપણ ને આઠ ત્રિકોણ મળે છે યાદ રાખજો બધું આ મિત્રો બરાબર આ પ્રકાર નું જો સ્ટાર હોય તો આપણ ને આઠ ત્રિકોણ મળે છે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 તો ત્યારે તમને આ આકૃતિ માં કેટલા ત્રિકોણ બને છે એનું પણ knowledge આપળે રાખીએ અને ચાલો આની અંદર કેટલા ત્રિકોણ બને છે તો આયી એનું એક સુત્ર આપેલું છે તો વન n જ્યાં n બરાબર કુલ રેખા ખંડ ની સંખ્યા એવું લખેલું બરાબર વન n આ યાદ રાખજો વન n એટલે વન ગુણ્યા n નથી હું એની સ્પષ્ટા જરી દઉં છું સૌ થી પેહલા તો આની અંદર રેખા ખંડ ગણીએ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 બરાબર તો આ વન m નામ અને m ની જગ્યાએ છ મુકવાના એટલે ગુણાકાર નથી કરવાનું આને વાંચવાના છે એક અને છ થી કઈ સંખ્યા બને તો કેહ સોળ સીધો જવાબ આની અંદર નિયમ નિયમો બનાવવા. ઉદાહરણ તરીકે, લોકોને પૃથ્વીના ગ્રહ પર શું પકડી રાખે છે? તે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. જો આ નિયમ ન હોત, તો બધું જ કાબુ બહાર ચાલ્યો જાત. તેવી જ રીતે દરેક ઘર, તંત્ર તથા દેશમાં એક ચોક્કસ નિયમ પ્રવર્તે છે. જે બધાને સાથે રાખે છે. આપણા ઘરની, જેમ મોટા આહ જેમ મોટા ભાગના કિસ્સામાં આ નિયમો આહ હોય છે છતાં આહ પડતા હોય છે.

દસ્તાવેજ દસ્તાવેજીકરણ કરાઇ છે. અહીં ચાણક્ય સૂચવે છે કે જો તંત્રમાં નિયમો નક્કી કરવામાં ન આવ્યા હોય તો રાજાએ તે નક્કી કરવા માટે, આગે આગેવાની લેવી જોઈએ. જ્યારે બધા નિયમો નાશ પામે છે ત્યારે રાજા આ ચાર વર્ણ, વર્ણ તથા ચાર આશ્રમો ધરાવી ધરાવતી દુનિયાની, યોગ્ય વર્ણ, આહ વર્ણનુંકત, વર્ણનુંકતાના રક્ષકની રૂએ નિયમો પ્રસિદ્ધ કરવા માટે છે. આથી જો તમે એક ઉદ્યોગ તંત્ર, ઉદ્યોગ અથવા તંત્ર, નેતા હો, તમારે પણ નિયમો નિયમો, સ્થાપવા માટેની આગેવાની લેવી જોઈએ. પરંતુ તેમ કરતાં પહેલા, નીચેની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. નિયમ શેના માટે હોય? આહ જેનો જવાબ આપવો જરૂરી છે તેઓ પ્રથમ પ્રશ્ન એ છે, કે મને નવા નિયમ ની શું જરૂર છે? આ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આપણે શું પ્રાપ્ત કરીએ છીએ એ વિશેષ ની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા વગર, માત્ર યાંત્રિક રીતે કશુક ઘડીએ છે કેટલાક કંપનીઓમાં એ જ્યાં ધ્યેય નક્કી કરવા માટે કાર્ય શાળાનું સંચાલન કર્યું હતું. મેં જોયું કે નિયમો બનાવવા એ માત્ર એક આહ ઔપચારિકતા હતી. તેવું કશું ન હતું જે તેઓ તેમના હૃદયમાં, ઊંડા ઊંડાણ થી ઈચ્છતા હોય, નવી કંપનીની સ્થાપના વિશેષના આહ આધીનતા મુદ્દાઓ તથા સરકારી નિયમો, આ નિયમો શા માટે પાડવા જોઈએ? તે જાણવાની પરવા પણ કર્યા વગર સહી કરાઈ છે. એક તેના તરીકે તંત્રો માટે સ્પષ્ટ,

એક રાજાની ફરજ શું છે? તેની સમગ્ર પ્રજા ના ફાયદા વિશે કાળજા પૂર્વક વિચારીને તે મુજબ કાર્ય કરવું માટે, જ્યારે તમે આહ એક નીતિ ઘડતા હો ત્યારે તમે માત્ર તમારા પોતાના લોકોને જ નહીં પરંતુ આહ સમસ્ત ના લાભને વિશે વિચારો. સમસ્ત નું કલ્યાણ એ એક એવો પાયો છે જેના ઉપર આપણે આહ એક દેશ સમાજ તથા કોઈ પણ સંસ્થાનું નિર્માણ કરીએ છીએ. જો આ વસ્તુ જ ભૂલાવીએ તો પ્રજાને નિરાશા થશે. અને લાંબા ગાળે કાં તો તેઓ નેતા બદલશે, અથવા નવા નેતા ની શોધ કરશે. બધાને માટે ઉપયુકત અહી લખેલા સૂત્રમાં ચાણક્ય કહે છે કે રાજા ચાર વર્ણો અને આશ્રમો મુજબ નિયમોનો, નિયમો જ નિયમો બનાવવા જોઈએ. એનો અર્થ એમ છે આપણે કે નિર્ણય લેતી વખતે આહ પ્રજા તથા શ્રમિકોના વિવિધ તેમજ વધુ ઊંડા પાસાઓ જેવા કે આહ ઉમર સૂઝ, તથા કુદરતી, કુદરતી ગુણો તરફ ધ્યાન આપીએ. ઉદાહરણ તરીકે એક આર્થિક રીતે ગરીબ વ્યક્તિ રોટલી ચોરી તો તેની તેને સજા કર્યા વગર, છોડી દેવા. કારણકે તેને માટે આ ચોરી નું કાર્ય તેના લાભને બદલે જીવન ટકાવવા ની બાબત છે. આવો માનવીય અભિગમ મહત્વ,

ભૂતકાળમાં પણ સંસ્કૃતમાં તેના દુર્ગ કિલ્લા સાથે સરખાવવામાં આવતું. આ તે જ સ્થાન છે જ્યાં થી રાજા શાસન કરતા. શાસન કરતા. કિલ્લાપર વર્ચસ્વ રાખવું રાજા માટે અનિવાર્ય હતું. આ આજના કોર્પોરેટ જગત કરતા જરાય જુદું નથી. એમા CEO ઓ તે પોતાના કાર્યાલય પર, વર્ચસ્વ આ રાખવું જરૂરી છે. ચાણક્ય કહે છે તેને કોષદાર તથા કિલ્લેબંધ શહેર માં વિશ્વનુ માણસોની દેખરેખ રહે તેમ કે સ્થળે એકઠા કરવા જોઈએ. આ એક સારા કાર્યાલય માટે પૂર્વ શિક્ષિત છે. પરંતુ, ચાલો આપણે આ કાર્યાલયના દરેક પાસા ને વિગતે જોઈએ. કોષાગાર અથવા ખજાનો. મુખ્ય કાર્યાલય એ જગ્યા છે જ્યાં કોષાગાર નો,

સીધી કાબુ રહી શકે. કોષાગાર નબળો પડે તો બીજા પ્રશ્નો ઊગી નીકળશે. આથી તેને હરેલો તથા સુરક્ષિત રાખવો જરૂરી છે. સૈન્ય. સૈન્યમાં બધા જ કર્મચારીઓ સીઇઓ થી માંડીને પટાવાળા તથા વાહન ચાલકો સુધીનો સમાવેશ થાય છે. આ બધા મળીને એક સંપૂર્ણ એકમ બનાવે છે.

મહત્વની છે. જ્યારે કોઇ યુદ્ધ અથવા હરીફાઈ હોય, ત્યારે દરેક વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ આપી શકે તેવી હોવી જોઈ. આમ એક સારા કાર્યાલય સાથે સારા, સૂઝબૂઝ વાળા કુનેહ ધરાવતા તથા આહ સક્ષમ માણસો હોય છે. વિશ્વાસપાત્ર માણસો, દરેક તંત્રમાં અમુક મુખ્ય માણસો હોય છે. જે આખા દ્રશ્ય નું સંચાલન કરે છે. તેઓ કમાન્ડર ના લેફ્ટનન્ટ હોય છે. આ વ્યક્તિઓ, પોતાની વિશ્વાસપાત્ર તથા તેઓ પણ બીજા માં વિશ્વાસ મૂકી શકે તેવી હોવી જોઈએ. આ મુખ્ય હોદ્દેદારો નિર્ણય કરનારાઓ, કોઈપણ વ્યાપારી એકમની કરોડરજ્જુ કરોડ કરોડરજ્જુ જ હોય છે. આથી ઉપરના સૂત્રમાં ચાણક્ય, ચાણક્ય ના મત મુજબ ની આહ વ્યૂહરચના એ છે નેતાઓ એક જગ્યા કિલ્લે બંધ શહેર તથા સૈન્ય ઉપર કાબૂ રાખવો જોઈએ.

આ બધા વિભાગો એક છતા નીચે હોવાને કારણે તેની નિયમિત તથા સતત દેખરેખ રાખવાનું તેમને માટે સરળ થશે. તે હકીકત છે. હવે આપણે,

શસ્ત્રોથી આહ સુસજ્જ હોવું જોઈએ. એનો અર્થ છે કે દાખલ કરાયેલ પદ્ધતિમાં સતત સુધારો કરવો જોઈએ. છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી હોવી જોઈએ. તથા કોમ્પ્યુટર તથા બીજા અસરકારક સાધનો યોગ્ય ઉપયોગ યોગ્ય ઉપયોગ સાધનોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.